એ હતો પછી ઓલ આનંદીબેન ભીતિ થોડા વખત હતી હા હા હા એ પણ હતી આનંદી તો પેલા હતી પછી રૂપાની હતો રૂપાણીએ કીધું કે હવે બીજાને આપડે કરી એ બીજાને મોકો દઈએ હા તો બધાને જેટલા બનાવ હશે એટલા બની ગયું હશે હવે આરામ કરવો છે હા હા હા હવે આ પટેલ ને લાવા પટેલ છે એ લોકો ની અગેઈન્સ્ટ માં તેનુંશું થયું? ઓલો હાર્દિક પટેલ એ? હા હાર્દિક પટેલ એનું તો હાર્દિક હાર્દિક હાર્દિક હાર્દિક હા વાચ માં વાચ માં વચ માં એ તો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

હા પણ એને પછી એને ઠંડો પાડો ને? આઇઇથી ક્યાં એને જામનગર ની તો એને સીટ આપી આછા ન્યાંથી જીતી ગયો તો આવા લોકો નું સુ મોરાલ તમે જેને ઓલું કરી ને પછી એને જ ઓલું કરીએ અરે આ બધું પોલિટિક્સ તમે હમજો ને લોજીક જોઈ ને કઈ નથી હે લોજીક નામ ની કોઈ વસ્તુ જ નથી ના ના લોજીક શું એમાં? સરકાર બનાવ માટે મારે જે બહુ માટે જોઈ એ છે મારે તો પેલા તો છે ને ન્યૂઝ ચેનેલ માં એવી રીતે હાર્દિક ની એ વો એ બ્રેકીંગ ન્યૂઝ હાર્દિક ડેડ બસ ન્યૂઝ માં એ જ આવે હમ્મ હમ્મ હમ્મ એ હોગા વો હોગા હા બધું બધું બધું થઇ ગયું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 હા તો હાઉં કેન વી ટ્રસ્ટ યુ જયારે તમારી વાત નો જ તમને ઓલું નથી એને કોણ વોટ આપે? કોણ ગધેડા લોકો વોટ આપે જીતી ગયા ને ભાઈ એનું એનું મોદીલહેર હાજી પણ છે બકા મોદીલહેર છે પણ મોદી ની મેજીક લહેર ની આનાંદર આતો ઇંડીવિડ્યૂઅલ છે ને? ઇંડીવિડ્યૂઅલના આ માણસ ઠીક નથી લોકો હવે જો એને પોતાની વાત નો કે એને કઈ ઠંગ નથી બે પૈસા નો નથી ના એ વાત ખોટી તમે ન્યાં આગળ જીતો છે ઈ એના કામ પાર તો નજર રાખશે ને લોકોતો હટાવી પણ દેશે આજ પોલિટિક્સ છે બધાયે નામ ખાલી મોદી ના નામ થી જ વોટ પાડા છે હમ્મ ઇલેકશન માં હમ્મ બસ ઈ જ ઈ જ હમ્મ એક નામ ઉપર એક પોસ્ટ ઉપર જ વોટ મારા છે હમ્મ હમ્મ આ મોદી મેજીક છે હો બોવ સ્ટ્રોંગ છે હમ્મ હમ્મ આ જે દિવસે જે દિવસે મોદીજી નાઈ રેઇ ને હમ્મ એ પછી છેને બીજેપી બોવ વીક અને સ્ટ્રોંગ અગર નો મળું ને એનું એનું એકદમ કંપેર વાળું એ તો આમિતશાહ છે જ અરે બાપા આ લેવલ ના નથી આમનું જે મેજીક છે આમનું જે છે પોપ્યુલારિટી છે આખા વર્લ્ડ માં લીડર આખા વર્લ્ડ માં લીડર હિસાબે પોતાને રેપ્રેઝન્ટ કરે છે બધાંયને હમ્મ તો આને આના બરાબરી નથી કોઈ શાહ ફાહ એ બધા પાસે બેહી ને ઍડ્વાઇસ દેવા વાળા છે એ સારું છે તો આમની જે મૈન કુર્સી હોલ્ડ કરવી હમ્મ એ છે નાઈ ઈજી યોગીતસાહ નો યોગી કેટલો સક્સમ છે એ તો આવ વા વાળા ટાઈમ માં જ ખબર પડશે છેને પછી ને પ્રાઈમ મિનિસ્ટર બનાવી દેવાનો કોને

અરે આપણ ને કેટલી કોમેડી કોમેડી સ્પીચ સાંભળવા મળશે જેને હિન્દી ઠીક થી બોલતા નો આવડે એ ઇન્ડિયા ને કેવી રીતે રેપ્રેઝન્ટ કરે એ ઇન્ડિયા નો લીડર કેવી રીતે બનશે કેવી રીતે કિંગ બનશે એને હિન્દી નથી ઠીક થી બોલતા આવડતું ઇંગલિશ નથી આવડતું એ છે આખું ઇન્ડિયા નેશનલ લેન્ગવેજ જ પછી એ નથી હવે માં બોવ પાવર હોઈ હા બધું એવું જ હોઈ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 હા એટલે એમનું નામ જ ન લેવું બોવ પાવર ક્યાં ઝીરો માંથી ક્યાં જય ને ક્યાંથી ક્યાં જય ને છેને હા તો એ હોટ તો એકદમ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 હા એ બધું ઠીક છે શું રમવું એ એને ખબર હતી હા હા એ તો એકદમ ઝીરો થઇ ગઈ ને પછી ઝીરો થી પછી એકદમ આગળ આવી ગઈ હા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 તો ઓપોજીસોન બોવ વીક છે હમ્મ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 એ આખું ઇન્ડિયા પ્રમોટ કરે છે હમ્મ ઠંડી માં અત્યારે રાજેસ્થાન છે અરે વા વા વા વા પછી જમુકાસમીર ગયા છે અરે વા વા વા વા અરે વા વા વા ઠંડી મેં કુલ્ફી જામ જાયેગા હા હા પછી બંગાળ એ આવશે આઇયા એવું નો આવું એક જ બરાબ છે હે આઇયા આવું ના એવું એક જ બરાબર છે શું ફોડી લેવાનું છે આઇયા આ બધી જ વાત છે કોણ કોણ હમજાવે આ લોકો ને આઇયા તો જે છે એ જ છે ને ઈ જ રેવાનું છે હા હા હા સોટાકા એ જેટલી ભારત ની યાત્રા કરી લેશે કઈ થવાનું છે નાઈ

ચાલો બીજું કઈ નવું જૂનું હોઈ તો કેજો કઈ નાઈ પછી મને કે જે ચાલો ચાલો ચાલો પછી વાત કરીએ આપણે આરામ થી આવજે બયય ચાલો આવજો બયય યાદી આપજો ઘરે બધાની હા તું પણ આપજે એન્જોય કરજે . નમસ્કાર મારુ નામ અભિષેક ગમાનીમૂળ ભૂત ખ્યાલો ની સમજૂતી પરબના કોઈ પણ શિક્ષણ ના દઢ઼ી કરણ માટે પ્રબના જરૂરી છે. પ્રભારણ એટલે શીખેલી સીખવામાં આવેલી પ્રતિક્રિયા ને દઢ કે બળતર કરનાર ઘટક સામાન્ય રીતે ઘાતીય સંધાન માં કૂતરાને લાલ થવા માટે ખોરાક કે પ્રબંધન તરીકે ની ભૂમિકા ભજવે છે જયારે કરિયાતમક અભિસમજન માં ઉંદર ની આખો દબાવાની પ્રતિક્રિયા થી પ્રાપ્ત થતી અનભુતી ના ઉંદર ના તીક્ષણ માટે પરબનાં બની રહેતું પ્રબનના બે પ્રકાર છે વિદ્યાય પ્રબન ન ને નીચે તવ પ્રબંન ન વિદ્યાય પ્રબંન ન જે વિદ્યા ની આપેલી જ્ઞાન વારંવાર કરવા પેરી ની પ્રતિક્રિયા ને દ્ઢ બનાવે આને વિદ્યાક પ્રબંન કહે છે વિધક પ્રબંન પૂરું પડવાથી વીંધ્યો શીખેલી પ્રતિ ક્રિયા ની પ્રબળતા વધી હિનલ ની માટે પ્રતિક્રિયા વારંવાર માટે રજૂ કરાતું દિપક એટલે વિદ્યાક પ્રબંન ન દાખલા તરીકે માતાની ગેરહાજરી માં બાળક શાળા નું હોમ વર્ક કરી લેય તો માતા તેને ચોકલેટ આપે છે અને એ ચોકલેટ બાળક માટે વિદ્યાક પ્રબંન છે બીજું નિસ્યંદ માળા સામાન્ય રિયે વિદ્યા પ્રબળ અને આપણે પુરસ્કાર તરીકે ઓળખીયે તો જે નીચે પ્રબંન અને શિક્ષા તરીકે જણાવી શકાય પરંતુ કિન ન ના માટે નિશયદાત પ્રબળ અને એક શિક્ષા નથી નીસદત પ્રબંન એટલે પ્રતિ ક્રિયા ની સંભાવના વધારાનું પ્રતિ ક્રિયા બાદ દૂર કરતુ પ્રયોગ માં નીસત પરી પ્રબળ નું ઉપયોગ માણસ કે પ્રાણી વ્યકિતી ની પ્રતિક્રિયા ની સંભાવના વધારવા માં જે કરવા માં આવે છે કિન નના કારક અભિસમજન માં પ્રયોગ માં સામાન્ય પેટી માં

ઓબલાન વિધાકો ની તેને પ્રબંન ની મૂકી શકાય કે જયારે તે પ્રબંન ની પ્રતિક્રિયા તે ક્રિયાતંક ઉંદર પાર ભોજન નું પદ જેમની પ્રબળતા વગેરે માં વિવેક તા લાવી અભિપ્રબંન અસરતા લાવી અને રસ મે પદ નું કારણ છે. વિડીયો કોન્ટ શીખેલી પ્રતિ ક્રિયા ની લુપ્તા એટલે વિલોપન એક વાર અભી સબ્ટ પ્રતિ ક્રિયા પ્રાણી વારંવાર કરે છે. છતાં પણ પ્રબંન આત્મા નું બંધ કરવા માં આવે તો પછી તો તે સિંચય બંધ કરે છે તેને વિલોપન કહેવાય છે ફેની ને વિલોપન નું શિક્ષણ આપવા માટે પાણી વિષ સંપુણ પાને અભિસંદનુ શિક્ષણ પ્રાપ્ત કરી લો ટાયર બાદ પાણી કરી આવ્યથા મુખ્ય પછી ચેક પ્રતિક્રિયા કર છે. તેમ છતાં તેને ઘણા બધા પ્રયતનો માં સતત પ્રબંન આપવા માં ન આવ્યું તો તે પ્રાણ પ્રતિ ક્રિયાનો દર ધીમો ધીમોં ખટતો જાય જોવા મળે છે. પ્રાણી માં સપાયેલો અભી ગમ ઘટાડો થઈ તે સક્રિય લુપ્ત થી જાય છે અને પ્રાપ્ત કરે શિક્ષણ નો બીઓ ભોગ બને એમાર પેટી માં ઉનર્ડ આખો દબાવી અન ભુતી ઓ વાળા ને શિક્ષણ પ્રાપ્ત કરી ત્યાર બાદ તે પ્રતિ ક્રિયા કરે છતાંય તેને. અને ગુટિકા આપવામાં ન આવે તો વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદર માં આંખે દબાવાની પ્રતિક્રિયા ઓછી થાય જાય છે અને જેમ જેમ ઉંદર પ્રતિક્રિયા કરવાનું બાણ કરી ડે છે. આને ઉંદરો માં શીખવા શીખવ વિલોપન થતું જોવા મળે છે ઉદીપ્ત સામાન્ય રીતે જે રીતે અભિસમજમાં ઉદીપકવ સામાન્ય રંગ જોવા મળે. જે રીતે કારક અભિસાજાન ના જીન ના પ્રયોગ માં ઉદીપકવો સામાન્ય કારણ થઈ શકતો નથી. કારણ કે કર્ક અભી સંધાન માં સમગ્ર કેન્દ્ર પેટી વિજિયો ઉઢીપકવ જે રોજ બરોજ ના જીવન માંકર્ક આભી સંધાન નો સામાન્ય કારણ થવા એનું એક ઉદાહરણ જોવા મળે છે. દાખલ તરીકે રે રમકડાં માંથી હાલતું હોય અને તેઉ રમકદુ કંટાળો કે થોડીક જ વાર માં એ બાળક એ રાંકડું શોધી કાડે છે. આવું વારંવાર કરવાથી તેને રમતો નો સાંતડો કરીયો જે જગ્યા થી બાળક રાંકડું શોધી કાઢવાની ક્રિયા કરતી શીખી લે છે. આ ક્રિયા ને આભી સંગમ કહી શકાય હવે તમે કોએ જગ્યાએ રમકડું સંતાડોછો તો બાળક નવી જગ્યા એ થી પણ રમકડું શોધી કાઢે છે આમ. બાળક ની નવી જગ્યા એ થી રમકડું શોધી કાઢવાની ક્રિયા કે રમકડું સાતળવાની જૂની જગ્યા સાથે રમકડાં સંતાડવા નવી જગ્યાનું સામાન્ય કારણ કરિયાનો ખોટો ઉપદેશ છે. ઉંચી પેડ આ અભી સંદર ની જોડ ભારે આભી સંદ ની જોડ માં ઉંદર ના પ્રકાર ન હાજરી અને ગેર હાજરી વચ્ચે ગઈ પાટા ઓ શીખવા માં આવે છે. જેવા પ્રકાર ની હાજરી માં જેવા ઉંદર આંખ દબાવાની કિયાકરે તો તેને અનુભૂતિ પ્રાપ્ત હોય પરંતુ પ્રકસ ની ગેર હાજરી માં ઉંદર આખો ચોળવાની કિયા કરે. અનુભૂતિ નો વાક્યો ન થઇ તેઓ પ્રયતન કરવામાં આવ્યો હતો તેમાં થોડાક પ્રયતતો ની અંદર ઉદાર ની હાજરી અને ગેર હાજરી વચ્ચે

આવતા શુદ્ધ આંતર શિક્ષણ એક બોધા યાન શિક્ષણ સાથે શંકાયેલું છે આમ પ્રાણી કે વયકતી આની સમક્ષ આવી તેડેલી સમસ્યા અંગે.

તેમને આત્મા વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ વર્ગ એવી શોધકારી આંતર સૂત્ર ધ્વરા જે પ્રાપ્ત થતા શિક્ષણ ભવિષ્ય માં પ્રદાન કરિયું છે. એક લાકડી વાળો પ્રયોગ ઓર થી જટિલ સમસ્યા ઓ લાય ને ઉપરાં પ્રયોગો કરેલા અહીં એક સરસ ઉકેલ ચિંપાંઝી કેવી રીતે લાવ્યો જોઈએ જેમનું મુખ્ય ચિતંન જી એક પાંજરામાં પૂરિયો પાંજરાની બહાર મુખ્ય જી માટે તે રીતે તે રીતે કેળા ની મુકવા માં આવી જેના પાંજરાના પાછળ ના ભાગ માં એક લાકડી મૂકી સ્વભાવિક ઇતે ચિંપાંઝીયે કેળા ની લૂમ લેવા પાંજરા ની બહાર હાથ કાળિયો પગ કદી ને વધુ માં વધુ પોંચે વા તેવા પ્રયતો નો કારિયા લઉં લેવામાં નિસ્ફળતા મળી છેવટે તે કનટલી ને પાંજરા માં જય ને બેઠો જ્યાં આચાનક તેને નજર લગતી ખબર પડી જેવું તેનું ધ્યાન લાકડી પાર ગયું. તે તરતજ લાકડી પડી ને પાંજરાના આગળ ના ભાગ માં કેળા ની જે લુમો પડી હતી તે જય લાકડી વડે કેળા ની લઉં આંબવાનું નજીક છે અને પાંજરાથી દૂર ભાળેલા કેળા પાર્પ્ત કરવાની સમસ્યા છે.

આવો અન્યાય એક પ્રાયોસન કરી છેલ્લે ચિતંન જીસમય થોડી વધુ સમસ્યા રજૂ કરવાનો આનંદ તેને કેળા ની લઉં લેવાનો પ્રયત્ન થોડી વધુ દૂર મૂકી જો પ્રથમ વળી લાકડી થી ચિંપાંઝીના હાથ માં આવી આ વખતે નાની લાકડી પાંજરા માં ના હતી અને પેલી લાંબી લાકડી થી બીજી લાંબી લાકડ પાંજરાની બહાર મૂકી હતી તે ચિંપાંઝીન પાંજરાની અંદર પડેલી લાકડી થી પાંજરામાં જય શકે તેમ હતો એ સમયે ચિતનજી પહેલા ના અનુભવો થી પાંજરામાં પડેલી લાકડી કેળા ની લઉં લેવાનો પ્રયાસ કરીયો. તેમાં સફળતા ન મળે તેને પાંજરા ની બહાર મુકેલી લાકડી ને તેને પાંજરા ની ફેરી લાગી ખેંચી ને પાંજરા માં લીધી અને તે માટે લાકડી થી કેળા ન લઉં લેવાનો પણ પ્રયત્ન કરીયો. ચિતનજી ને કહેવા ખાતર ન બની સકા આથી નિરાશ થયેલો લાકડી વડે રમત કરવા લાગો રમત રમત માં આચાનક લાકડીઓ એક બીજા સાથે જોડાય ગઇ લાકડી ઓ ના જોડવાથી એકદમ ચિતં જી નો યાત્રા સુજી થઇ લાકડીના પાંજરા વડે વંદરા પાસે ખેચી લીધી આમ પહેલા કરતા થોડી વધુ અઘરી સમસીયતો એ પોતાની આગળ સુતેલી સક્રિય નમસ્કાર આભાર નમસ્કાર sir હું sir તમે શેમાંથી વાત કરી રહ્યા છો? હા હા. sir બોલો શું કામ છે? હા. sir મારું નામ પણ same છે જય સોંડાગર હમ

હમ હમ હમ

એનાં ઉપર આપડે loan થઇ શકશે અને આ loan totally તમારે અંદાજે કેટલાની loan લેવી પડશે એ જણાય જણાઈ શકો છો?

હા

હા હા હા

હ હ તો તો એવું તમે કરી શકો છો ટૂંક સમયમાં એવું થઇ જશે. ના sir એમાં કઈ વાંધો નહિ આવે sir હું તમને આગળ પૂછવા માંગું છું કે તમારી બીજી hobbies શું શું છે? time spend હમ spend હમ

હમ તો તમારા વિચાર સારા છે આ હિસાબથી તમે કંઈક life માં એવું કામ તો કર્યું હશે કે જેનાથી તમે આ બધું કેતા હોય.

તમે તમાર રીતે જ બનેલા છો એમ ને? self made હમ હહ હમ sir સારું કેવાય sir આ માટે તમને હું શુભેચ્છા પાઠવું છુ કે તમે બાકી અત્યારના છોકરાઓ કેવા હોય છે કે જે માં બાપના પૈસે લહેર કરવા વાળા. હા sir બતાયી શકો છો.

હા ચા તો ભાવે છે. brush કર્યા વગર ના પીવી જોઈએ પણ તમે પીવો છો તો વાંધો નહી.

હા હા સારું કેવાય. sir તમારી health માટે સારું છે

અને accessory માં શું શું પહેરો છો તમે મને જણાઈ શકો છો?

ok સાદી જોઈ લઈએ હમ sir આગળ તમે શું કરો છો? એના પે એનાં પછી? હ હ હ હ હ અને બપોરે તમે dinner બપોરનું lunch

હ હ રોટલી

તમે પણ same મારા જેવા જ છો અને જો રવિવારે હું ઘરે હોઉં તો રવિવારે મમ્મી દાળ ભાત ખાઈ લઇ એ અમારે દાળ ભાત બને છે. અને આમ સાંજના dinner માં વધાર પડતી શાક ભાખરી અને ખીચડી હોય છે. કોક દિવસ કોક અલગ variety બની જાય. ઢોકળા તો ઢોસા ઈડલી વડા એ બધું બની જાય. ભજીયા બજીયા આ બધું પાઉં ભાજી પાઉં છે. વાનગીઓ અમે ઘરે જ બનાવું પસંદ કરીએ છીએ. કારણ કે બારનું આજ કલ તો તમને ખબર હશે બારનું કેવુ આવે છે બઉ જ ખરાબ. હા આયી જાય છે

એ ખાલી colour જ આપે છે બાકી એ લોકોમાં કઈ હોતું નહિ. હમ સંધ્યા time હ પણ આ લોકો લુંટવા જ બેસે છે. એમાં કઈ એવું નથી કે સંધ્યા time એ નથી લૂંટતા. વધાર તો સંધ્યા time માં લુંટે છે આ લોકો. એમાં આવું છે. તે તમે વધારમાં વધારે life માં શું કર્યું છે? તમે વધારે અત્યાર સુધી કોઈ પણ એવી વસ્તુ છે? જેમાં તમે બઉ time લીધો હોય અને પછી એ વસ્તુ છે કે કોઈ કામમાં જ ના આયી હોય? મેં મારી life માં સૌથી વધાર time એક game ને આપેલો છે. free fire જેમાં અમે પૈસા પણ નાંખેલા છે. બઉ બધા મારા ખ્યાલથી પંદરથી વીસ હજાર રૂપિયા નાંખેલા છે. પણ મને થોડા લગભગ બે અઢી વર્ષથી realise થયું છે કે આ game કઈ કામમાં નહિ આવાની life માં.

sir એમાં કેવું છે કે મેં id વેચવાનો ઘણો પ્રયાસ કર્યો છે પણ અમારી ત્યાં જે બધા છોકરાઓ છે ને એવા બધા કેવા છે કે એ લોકો પૈસા નાંખે એવા નથી અમુકને એ લોકો કે ક તું free માં દેતો હોય ને તો અમને કંઈક બીજું કરાય એમ પણ નહી એ લોકો એવા છે. હા તો sir હવે હું try કરીશ અને લગભગ મારે sale કરવાની પુરેપુરી કોશિશ છે. કારણ કે મારા ઘણા બધા પૈસા છે એમાં અટવાઈ રહ્યા છે. જો મને થોડો પણ અ દસ, વીસ, પચીસ, ત્રીસ ટકા પણ જેટલું return મળે તો એ સારું કેવાય છે. હમ હમ વેચાઈ જાય. હમ તો sir હું જાણવા માગું છુ કે તમને આવા life માં એકેય આવો આવી રીતના experience છે? એટલે એવું નહિ કે તમને આવી બધી life માં અત્યારે તમારી ઉમર કેટલી થઇ?

હા sir એતો હોય જ છે.

હા friend circle માં તો એવું જ રેવાનું. sir friend circle માં એવું જ રે.

હ હ હમ હમ હમ સાચી મિત્રતા કેવાય સાચી વાત છે. અત્યારે તો સાચી મિત્રતા કોઈ રાખતું નહિ. હમ એટલે તમારે main તો તમારી family અને તમારા family circles ને મહત્વ આપવું જોઈએ બીજા બધામાં મહત્વ ઓછું આપવાનું અને આ ઉંમર તમારે career બનાવાની છે. friend circle તો પછી બનવાનું જ છે. જોવા મળશે ગમે ત્યાં પણ કોઈ પણ જગ્યા એ જાઓ friend તમારા બની જ જાય છે. friend બનતા અત્યારે વાર નથી લાગતી.

માલ હૈ તો મહોબ્બત હૈ. sir આ વાત મને બઉ ગમી કારણ કે અત્યારે પૈસા છે તો બધું છે બાકી કઈ નથી.

guideline નથી. અને અત્યાર શું બધે ગલીએ ગલીએ પૈસા કમાવાની trick મળે છે. અને પૈસા કમાવા માટે તમે કઈ પણ કરી શકો છો. અને પૈસા કમાવા માટે કોઈ પણ વસ્તુ તમારે કરવી પણ જોઈએ. કારણ કે ઓલો dialogue શાહરૂખ ખાન નો

અને જ્યાં પણ એવું લાગે કે અહિયાં મને પૈસા મળી શકે છે ત્યાં હું પૈસા કમાઈ લઉં છું. full કારણ કે

એટલે પૈસા હા બઉ જ મહત્વ નો છે. કારણ કે આજકાલ તો બધું તમારો વ્યવહાર અને પૈસા આ ત્રણ વસ્તુ ઉપર જ છે. આની સિવાય તમે લોકો બીજું કઈ જોતા જ નથી. તમારું મોઢું છે એવું નહી જોતા લોકો તમારો વ્યવહાર કપડા અને પૈસા જ જોવે છે.

એટલે મારું કેવું એ મ જ છે કે અત્યારે પૈસા બનવામાં ધ્યાન આપવાનું છે. બીજી એકે વસ્તુમાં ધ્યાન ના અપાય. કારણ કે આ બધું આપણને લાગે છે આ કામ આવશે કોઈ પણ દોસ્ત બોસ્ત કામમાં નથી આવાના. એ બધા ખાલી એક ટૂંક સમય માટે જ છે જે સમય ગાળો છે. એમને ગરજ પતે પછી એ લોકો મૂકીને જતા જ રહેવાના છે. તમે ગમે એટલી વફાદારી નિભાવો, એ લોકો એમના ગરજ પતે પછી જતા જ રેવાના. friend હોય કે જે પણ છોકરી બાબતે. એટલે તમે સમજી જ ગયા હશો. તમે સમજદાર જ છો મને લાગે છે. તમારી વાત ઉપરથી તમને આગળ કઈ કેવાની જરૂર નથી. જો sir આમાં barnd માં તો હું મને ઘણી બધી બાબત દેખો હું ગમે છે? તો shoes માં મને nick jorden બસ આ એક brand ગમે છે વધારે. પછી કપડામાં મને એક સૌથી સારી brand ગમે છે ameri ગમે છે. અને પછી મને perfume એક જ brand આવે છે પટેલ અને પટેલ ના perfume હું લગાવું છું. એ જ ગમે છે પછી મને જો હા તો sir માં મારી પાસે jordan પડ્યા છે બે જોડી orignal પછી માર પાસે કપડા પડ્યા છે. ameri ના જે થોડા costly છે. પછી મારા પાસે એક ઘડિયાળ પડી છે samsung ની. orignal watch four એ કે બત્રીસ હજારની છે. પછી હું phone માં પણ brand પણ iphone વાપરું છું. એટલે એમાં પણ કઈ કેવાની જરૂર ના આવે. પછી મારા પાહે બીજી rolex ની watch પણ પડી છે જે અહિયાંની નથી foreign ની છે અને એનો ભાવ મને ખબર નથી. કારણ કે એ એ મને gift આઈ છે.